આ ચિત્ર મોલ નું દેખાય છે અને આ ચિત્રમાં બધી બધી જુદી જુદી પેન્ટ પણ દેખાય છે પેન્ટ અને જરસી પણ દેખાય છે.

અને એવા ઘણા બધા પેકેટ પણ દેખાય છે જે વિવિધ્ય વસ્તુઓના છે અને આ વિવિધ્ય વસ્તુઓ લીલા પીરા અને ભૂરા કલર ની દેખાય છે.

આ ચિત્ર એક વ્યક્તિનું છે વ્યક્તિએ બ્લુ કલર ની કોટી પહેરેલી છે.

અને બાલ્કની પણ દેખાઈ છે અને આ ઘણુ એક રસ્તો પણ દેખાઈ છે.

એ ચિત્ર ક્રિકેટ ટુર્નામેન્ટ નું છે અને આમાં જોવા વાળા વ્યક્તિઓ માટે ચેમ્પિયન એમક અને સ્ટેટ બનાવેલું છે.

અને આમાં એક નાની ટ્રોફી અને એક મોટી ટ્રોફી દેખાય છે અને લીલા કલર નું કારપેટ પણ દેખાય છે અને ગ્રાઉન્ડ પણ દેખાય છે.

જે આવેલું છે એચ_ડી_એફ_સી બેન્ક અને આમાંથી દાદર પણ દેખાય છે દાદર પરથી એક વ્યક્તિ ઉતરતો પણ દેખાય છે અને એક ખુરશી પર નજરે પડે છે.

ને આમાં બેસબોલ ના બોલ પણ દેખાવામાં આવે છે.

અને આજુ બાજુ ઝાડવા પણ દેખાઈ છે અને ઘર પણ દેખાઈ છે ઘર ઉપર ટાંકી પણ દેખાઈ છે અને આમાં જમીન પણ દેખાઈ છે.

પીલા કલર ના આંબા પણ દેખાય છે અને લાંબા આંબા લાઈન માં રોપેલા છે અને એક ઘર કલર વાઈટ છે.

આ ચિત્ર એક ઢાબાનું છે જેમાં એક ચિત્ર ઉપર પોસ્ટર લગાવેમાં આયવું છે અને એ પોસ્ટર સેવન અપ નું છે.

અને આમાં એક શટર પણ દેખાય છે.

અને આમાં એક ટેબલ પણ દેખાઈ છે અને ટેબલ ઉ પર એક પ્લાન્ટ પણ દેખાઈ છે અને પ્લાન્ટ જે રોપેલું છે તેનું કુંડુ પણ સફેદ કલર નું દેખાઈ પડે છે.

અને નીચે લાદી પણ ટાઇલ્સ પણ દેખાઈ છે અને એક પંખો પણ દેખાઈ છે.

આ ચિત્રમાં એક છોકરી કામ કરતી દેખાય છે આ ચિત્ર હીરા સિક્કા ઘસવાનું છે આજ આમાં પાણી ભરેલું એક ટપ જેવું પણ કંઈ દેખાય છે

અને આમાં એક વોટર બોટલ જેવી પર દેખાય છે અને આ બાજુ ટેબલ છે.

આ ચિત્રમાં જીમ ના સામાન પણ દેખાતા છે.

આ ચિત્ર મચ્છી માર્કેટ નું છે આમાં ઘણી બધી ફિશો પણ દેખાય છે.

ચોપ એન હાજી મોહમ્મદ હજી હુમ્મદ જુવેરી પણ દેખાઈ છે અને આમાં એક સ્કૂટી ઉભ રેલી છે અને બે છોકરીઓ જાય છે.

અને આગળ ખુરશી પણ દેખાય છે જે લીલા કલર ની છે.